હા હા મજામાં સાહેબ શું ચાલે છે? અચ્છા અચ્છા BSNL વાપરો છો તમે સાહેબ? અચ્છા કેવો benefit જોઈએ છે તમારે સાહેબ? કેવો benefit જોઈએ છે?

હમ્મ હમ્મ. maximum time તો હવે સાહેબ, વર્ષ માટે છે તમારે વર્ષ માટે જોઈએ ખરું? વર્ષ માટે છે પણ તમને મોંઘું ના પડે સાહેબ એટલું બધુ. તેવીસ તેવીસો અને નવ્વાણુંનું recharge છે સાહેબ. તેવિસસૌ નવ્વાણું માં છે unlimited calling છે, રોજના તમને સો SMS ફ્રી મડે છે, અને રોજનું તમને બે GB ડેટા મડે. હવે Calling તો તમે unlimited ગમ્મે ત્યા વપરી શકો છો. ગમે એને તમે કોલ કરી શકો છો. ચોવવીસ કલાક સુધી તમે તામારી વાત તામારી પુરી નહી થઈ શકે. બરોબર છે? તમારી વાતો પુરી થઈ જશે પણ Calling નો જે સમય છે તમને મળે છે ફ્રી તમે unlimited વાત કરી શકો છો ગમ્મે એટલી વાર. હા Data મડે ને સાહેબ રોજ ના બે GB ડેટા મળે સર હા હા મળે રોજના સો SMS ફ્રી કરી શકો તમે આજ ના જમાનામાં કોણ SMS વાપરે સર? આજ કલ બધા Whatsapp વાપરતા હોય છે ઇન્ટરનેટ વાપરતા હોય વિડિયો કોલિંગ થતુ હોય તો પછી SMS ની ક્યા જરુર પડે છે? હા એ વાત બરોબર છે તમારી સાહેબ, જરુર તો પડે જ. હમ્મ હા હા હા એ તો હા એવુ તો રેહવાનું સરજી ક્યારેક, દરેક કંપનીમાં એ તો તમે કોઈ ભી કંપનીમાં network વાપરશો network માં થોડો ઘણો issue તો રહેવોજ સર એ તો હા હા હા એ વાત બરોબર છે તમારી સર. સો ટક્કા સાચી વાત છે.

હમ્મ પોસ્ટપેડમાં, હા postpaid કરાવી શકોને તમે સાહેબ. પણ પ્રીપેડ

તો તમારે પાંચ હજાર deposit ભરવી પડે. deposit તો જો કે તમને પાછી મળી જતી હોય જ્યારે તમે બંધ કરવો ત્યારે સર બરોબર છે? તો એમાં તમારું જે મહિનાનું જે પ્લાન તમે કરાવતા હોય એ પ્રમાણે તમને ભાડું ચૂકવવું પડે પ્લસ તમારે એમાં સર્વિસ ટેક્સ લાગતો હોય સર. નજિક માં કોઈ ભી તમારા આસ-પાસમાં કે આરિયામાં કે તાલુકા વાઈસ જીલ્લા વાઈસ કોઈ ભી BSNL ઓફિસ હોય. કોઈ રિટેલરની shop હોય ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો, સાહેબ. હા એ તો BSNL ઓફિસ જ જવું પડે. ના ઘરે બેઠા BSNL એવી સુવિધા નથી આપી રહ્યું હજી. એટલે નથી મળી શકતી સર એ સુવિધા. એટલે તમારે એ તો નજદીકમાં BSNL ઓફિસ જવું જ પડે જાતે સર. ના ના એ Online સુવિધા હજી ચાલુ નથી થઈ સર. આવશે તો જરૂરથી તમને જણાવી આપવામાં આવશે સાહેબ. ઉચ્ચતર મધ્યમ દ્વારા કે કોઈ જાહેરાત દ્વારા કે news દ્વારા તમને જણાવવામાં આવશે સાહેબ. SMS તો હવે બધા નંબર ઉપર તો SMS અમે provide ના કરી શકીએ ને તમે BSNL વપરાતા હોય તો તમને મોકલી શકીએ. બરાબર? પણ બીજા ના વાપરતા હોય એમને પણ જાણકારી તો અપવી પડે ને સાહેબ? જેને, હા news માં કે પેપરમાં ગમ્મે ત્યાં એ તો ઉચ્ચતર માધ્યમ દ્વારા તમને જાણકારી આપવમાં આવશે.

શું અમદાવાદમાં કેવી ગરમી પડે સાહેબ? મજા આવે છે ગરમીમાં ફરવાની? હા પણ અત્યારે તમારુ સાહેબ વેકેશન ચાલતું હોય તો તમે ફરવા જઈ શકો ને સાહેબ? અચ્છા કેવી જગ્યા પર ફરવા જવનું ગમે સાહેબ તમને? બહાર એટલે? country છોડીને તો અત્યારે આવા વાતાવરણ માં ના જઈ શકાય ને? ગરમી ના પડે એ વાત બરોબર છે પણ આપડા દેશમાં આપડે safe રહીયે ત્યાં સુધિ આપડા દેશમાં જ રહી શકાય ને. બીજા દેશમાં તમને અત્યારે ખ્યાલ છે કે કેવી પરિસ્થિતી ચાલી રહી છે બધે. ક્યાંક યુદ્ધ ચાલી રહ્યું છે, ક્યાંક મોટી બીમારીઓ ચાલી રહી છે. એ બધુ છોડીને આપણાં ઘર આંગણે આપણે સલામત સહી-સલામત રહી શકતા હોઈએ, તો ઘર આંગણે જ રહેવાય ને? બહાર થોડું જવાય સાહેબ? એ તો અચાનક આવે, હવે આપણને થોડી અંદરથી ખબર હોય સર કે આ problem આવવાનો જ છે? જેમ કે અત્યારે જો પચાસ-સો દિવસ પહેલા જ આ બે મહિના પહેલાંની જ વાત છે. યુક્રેનમાં અચાનક યુદ્ધ ચાલુ થઈ ગયું છે. ઘણા ભારતીયો ફસાઈ ગયા છે.

BSNL સ્વદેશી વસ્તુ છે તો સ્વદેશી વસ્તુ વાપરો સર.

અને monthly plan તમારે જે plan કરાવવો હોય એ તમારે તમે પ્લાન કરાવી શકો છો સર. હા, તો plan તો કરાવવો જ પડે ને? જેવો plan કરાવશો એ પ્રમાણે તમારું મહિનાનું ભાડું ચૂકવવું પડે ને પછી તમારે.

હા, બિલ ના ભરો તો કોણ company વાપરવા દે સર તમને? લાઇટ બિલ ના ભરો તો કેવું light bill connection cut થઈ જાય છે ને.

ના ડિપોઝિટમાંથી ના કપાય સર. હા એ તો મહિનાનું ભય ભાડું મહિનાનું જ હોય એ તો. એ તો તમારે બિલ જ ભરવું પડે દર મહિને. સર જેટલું બિલ આયુ હોય તમારું, જે પ્લાન હોય એ પ્લાન મુજબ તમને બિલ આપે કંપની GST લગાડીને. હા, બહારના દેશમાં એ પ્રમાણે તમારે સર. જે પ્રમાણે તમે વાત કરો use કરો, એ પ્રમાણે પાછું બિલ તમારું આવે સર. ના એમાં કોઇ process તો ના હોય એ તો તમે વાપરો, જેટલી વાત કરો એ પ્રમાણેનો ચાર્જ લાગે એટલે એટલું બિલમાં એડ થઈને આઈ જાય સર. એ તો ચાર્જ તો ચૂકવવો જ પડે ને સર?

બીજું બોલો સાહેબ. શું જમી લીધું, શું સાહેબ?

ના ના સાહેબ અમારે જમવાનું બાકી જ છે. ભૂખ તો લાગે ને સાહેબ? કામ કરવાનું હોય તો ભૂખ તો લાગે ને.

એના કરતાં ખાઈ પી ને કામ કરીએ એ સારું કેવાય ને સાહેબ. હમ્મ એના માટે તો આપડે કામ કરવાનું હોય સાહેબ. ખાવા પીવા માટે તો. હા.

સાહેબ એ બધુ તો હું હવે અત્યારે ના વાત કરી શકું તમારી જોડે. બીજું સાહેબ તમે તો અમદાવાદથી વાત કરો છો, કેટલા ટાઈમથી અમદાવાદમાં રહો છો તમે? અમદાવાદનો જ જન્મ છે? ના અમદાવાદમાં શું શું હું તો બહારથી જો કે આઈને રહેલી છું અહિયાં અમદાવાદમાં. એટલે તમારી પાસે માહિતી મેળવી લઉ કે અમદાવાદમાં શું શું ફરવા લયક છે. રૂમ મકાન ભાડે મળે ખરું તમારા એરિયામાં?

શોધવું પડે. તમે ધ્યાનમાં હોય તો બતાવજો ને જરીક ઓછા ભાવમાં મળતું હોય એવું. બે પાંચ હજારનું ભાડું હોય તો ચાલી જાય સાહેબ. કેમ કે અહિયાં જે રહીએ છે ને ત્યાં બોવ મોંઘું પડી જાય છે અમને બહારથી આયેલા હોઈએ. અમદાવાદમાં જ રહીએ છીએ અમે બી. ભાડે રહીએ છીએ. એ તો બધી હું તમને હવે જાણકારી અત્યારે તો ના આપી શકું. લાલ દરવાજામાં જ રહીએ છીએ. તમારા એરિયામાં જો મણિનગર બાજુ મળી શકતું હોય મકાન બાપુનગર બાજુ, તો એ બાજુ મારા ઘણા બધા બીજા સગા પણ રહે છે. એટલે શું એક સાથે રહેવાય ને સાહેબ.

હા હોય તો જરી જણાવી જોને. બરોબર છે? બીજું, શું સાહેબ તબિયત પાણી મજામાં છે ને?

હા એટલે બહાર નિકળશો તો તકલીફ થશે. ચક્કર આવી જાય અને લૂ લાગી જાય, ને તડકો ઘણો બધો છે અને બહુ ગરમી છે અત્યારે. સારી વાત છે તો સર તમારે તો. તડકામાં નથી ફરવું ગમતું તો પછી. તો કામ માટે બહાર તો નીકળવું જ પડે ને સાહેબ હવે કામ હોય. કામ ધંધો હોય એટલે કામ માટે તો નીકળવું તો પડે ને સાહેબ. તો એક જગ્યા ઉપર બેસીને કામ કરવાનું પણ એ કામ કરવા માટે બહાર તો જવું જ પડે ને? એના માટે કામ-ધંધા માટે જવું તો પડે જ ને સાહેબ. ઓકે સાહેબ તો જે તમને plan બતાયા sorryBSNL ની જે માહિતી આપી, બરોબર છે? કે postpaid connection લઈ લો. યા તો પછી તમે postpaid કરતાં તો prepaid જ ચાલુ રાખો. એ પણ વધુ સારું છે સાહેબ. કેમ કે prepaid માં હા તમારે recharge ના ઘણા નવા બધા પ્લાન આવતા રહે દર મહિને ઓફરો આવતી રહે અને postpaid માં તો જે plan તમે કરાવો એ જ પ્લાન હોય. postpaid માં તો એ plan કરાવી દીધો એટલે એ plan change ના થાય, બરોબર છે? જ્યારે prepaid માં તો નવી નવી ઓફરો આવતી હોય. વાર તહેવાર હોય કોઈ

બરોબર છે સાહેબ? અને તમને જણાયું એ પ્રમાણે વિચારીને પછી આગળ વધજો સર. hello નમસ્કાર મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. ના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવોને તેની આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે દરેક સજીવ ને પોતાના જીવન રક્ષણ અને નિભાવ માટે કોઈને કોઈ પ્રકાર નુ શિક્ષણ તો લેવું જ પડે છે શિક્ષણ ને કારણે આપણા પરિવર્તન અને પરિસ્થિતિ મા થતાં બદલાવ થી મળતા જીવન રક્ષણ ને પ્રેરણા નાં સંતોષ ને કારણે

જાતનું અપરચિત શિક્ષણ મેળવવા ની જરૂર રહેતી નથી દરેક સજીવ જન્મ થી જ પોતાના જનીનો મા કેટલીક શક્તિ ઓ લઈને જન્મે છે જેનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયા ઓ આપતા એ શીખી જાય છે આ પ્રકાર નુ વર્તન એ જન્મજાત કે સહધવિક વર્તન છે દાખલા તરીકે કીડી નું પોતાનું માટેનું ખોરાકના કણને ખેંચી જવું, ગાયના વાછરડા નો જન્મ થતાં થોડી વારે માતા નાં આછડે વડગીને પોતાની ભુખ સંતોષવી માનવ બાળ નુ જન્મ્યા પછી તરત જ રડવું સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવા ની રીતો અને જીવન રક્ષા ની રીતો આપમેળે જ સીખી લેવું હોય જેને આપણે સાહજનિક વર્તન કહીએ છીએ શિક્ષણ વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકો ને વર્તન કરતા જોઇને શીખ્યા છે અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવામાં આવતું હોઈ છે આ પ્રકાર ના શિક્ષણ માં વ્યકિત કે પ્રાણી ઓ જે કે વર્તન કરતાં આવડતું હોતું નથી પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરવા મશીખવા માટે સ્વેચ્છા ઓ ચોકકસ પરિવર્તન નો સ્વીકાર કરીને વર્તન મા બદલવા માં આવે છે અહી વ્યક્તિ કે પ્રાણી ઓ પોતાની મરજી વી તે શિક્ષણ મેળવ્યું હોય છે આથી જ સાહજીક વર્તનોને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી પ્રાણી કે બાળકો નો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ પર્યાવરણ માંથી અનુભવો ગ્રહણ કરી ને પોતાના વતન માં પરિવર્તન લાવી આગમી જીવન શૈલી અપનાવે છે માનવ હોય કે પ્રાણી દરેક પોતાના જીવન માં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતા હોય છે આથી જ શિક્ષણ ને જન્મ થી મૃતયુ સુધી શાંતિ અવિરીત પ્રક્રિયા છે વ્યક્તિ બાલ્યાકાળ માં મોટે ભાગે અનુકરણ તેમજ પ્રયત્ન કરે અને ભૂલ દ્વારા સીખે છે તરુંય કાળ મા અભી સંસાધન ની આગવી પકડીને કારણ શિક્ષણ માં પારંગત બને છે જ્યારે યુવા કાળ મા સામે આવી પડતી જીવન ની અટપટી અને જટિલ સમસ્યાઓ ના ઉકેલ માટે બાલ્યવસ્થા અને તરુણ વસ્થા ના સમય મા મેળવેલ શિક્ષણ દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી આંતર સૂઝ ને કામ લગાડે છે આમ વ્યક્તિ વિવિધ આચાર વિચાર ભાષા પ્રેરણા આગેવાની અભિવ્યક્તિ મનોવલણ શિસ્ટાચાર વગેરેનું શિક્ષણ મેળવીને પોતાના વ્યક્તિત્વ ને વિકસાવે છે આમ વ્યકિત શિક્ષણ નું મોકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે શીખવું એટલે શું વ્યાખ્યા અને તેની સમજૂતી american મનોવેજ્ઞાનિક ct morgan એ શિક્ષણ ની વ્યાખ્યા આપતા જણાવ્યું કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરા થી વર્તન મા થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આ વ્યાખ્યા મા મુખ્યત્વે શિક્ષણ માં ત્રણ બાબતો અનિવાર્ય જણાય છે અનુભવ મહાવરા કે પ્રયત્નો નુ પરિણામ વર્તન મા થતું પરિવર્તન સાપેક્ષ શારીરિક પરિવર્તન શિક્ષણ ની વ્યાખ્યા ને સમજૂતી મેળવવા ઉપરની બાબતો વિધિકીય સમજીએ પહેલું અનુભવ મહવરા કે પ્રયત્નો નું પરિણામ. અગાઉ આપણે જોયુ કે પ્રાણી કે માનવ ના વર્તન મા ફેરફાર થાય છે તે જો અનુભવ તાલીમ કે મહાવરા નાં કારણે નાં થાય તો તેને સંપાદીક શિક્ષણ ન કહી શકાય જો વર્તન મા થતું પરિવર્તન એ કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાન ની ભાષા માં એને શિક્ષણ કહી શકાતું નથી ચાર મહિના નું થતાં જાતે પથારીમાં ઊંધું પડતા સીખે છે કે પથારી માં પગ ભરાવીને ખસ્તા શીખે છે તો તેને રોજિંદી ભાષા માં બાળક ઊંધું પડતા શીખી ગયું કે પથારી માં ખસ્તા શીખ્યું તેવું કહીએ છીએ પરંતુ બાળક માં આવેલ આ પરિવર્તન તેની સર્વિક પરિવકવતા ને કારણે જોવા મળતું હોવા થી મનોવિજ્ઞાન તેને શિક્ષણ તરીકે તેને સ્વીકારવું નથી આજ પ્રમાણે ખુબ ચાલવાથી કે દોડવાથી પગ લથડીયા માંડે છે તો આપણે લથડિયાં ખાતા શીખી ગયા તેમ કેહતા નથી કારણ કે આપણે જાણીએ છીએ કે પગના સ્નાયુ ઓ ની શક્તિ થોડા સમય માટે ઘણી જવા થી પગ આડા અવળા થાય છે તેજ રીતે પગ નું હાડકું તૂટી જવા થી લંગડાવાની ક્રિયા હોય કે ને કારણે વર્તન માં પરિવર્તન જોવા મળતું હોય તેને શિક્ષણ ના જ કહી શકાય વર્તન માં થતું પરિવર્તન કોઈ પણ બાળક બાબત નું શિક્ષણ ત્યારે જ કેવાય જયારે પેલા જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે દાખલ તરીકે બાળક ને જયારે પહેલી વાર સાયકલ ચલાવતા આવડતું ના હોય એટલે જેવો સાયકલ પર બેસી સાયકલ ચાલવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે આમ વારંવાર પ્રયત્ન કરતા કરતા તેને ધીરે ધીરે સાયકલ પર balance રાખતા અને પેઈડલ મારવા સાથે આગળ વધતા આવડી જાય છે આમ વારંવાર મહાવરો કરવાથી તે સાયકલ ચાલવી શકે છે આમ આ ઉદાહરણ શિક્ષણ એ વર્તન માં થતું પરીવર્તન છે જે સ્પષ્ટ કરે છે

એ દ્રવ્યો ને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત ટૂંકા ગાળા ના ફેરફારો ને શિક્ષણ નથી અગાઉના ઉદાહરણો એ યાદ કરીએ તો થોડાક કે પગનું હાડકું સાધવા થી

તાત્કાલિક હંગામી હંગામી અને અસ્થાયી પરિવર્તિકા ને મનોજ્ઞનો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી પરંતુ કરનીકીય વ્યક્તિના વર્તન માં થતા દીર્ઘકાલીન અને સાપેક્ષ કાળના હોય તેવા પરિવર્તનોને જ શિક્ષણ તરીકે સ્વીકારેછે આગળના ઉદાહરણ ના સંદર્ભ માં જ સમજીએ તો બાળક ના પહેલી વાર સાયકલ ચાલવા નો પ્રયત્ન કરે છે ત્યારે પડી જાય છે પરંતુ થોડા દિવસો ના મહાવરા પછી પોતાની શાળા માં જાતે સાયકલ ચલાવી જતા શીખી જાય છે જેને સાપેક્ષ કાયમી ફેરફાર કહેવાય છે આપણને કઈ રીતે શીખીએ છીએ શિક્ષણ વિશે ના પ્રારંભિક ખ્યાલો મેળવ્યા પછી ઉચ્ચ પ્રશ્ન એ થાય છે કે પ્રાણી કે માનવી કોઈ પણ બાબતનું શિક્ષણ મેળવે છે કેવી રીતે આ પ્રશ્ન ને અનેક વિજ્ઞાનો વિજ્ઞાનીકો એ શંશોધ માટે પ્રેરણા પુરી પડે છે માં થયેલા કેટલાક સંશોધનો અને પ્રયોગો માનવી અને પ્રાણી ની શિક્ષણ પ્રાપ્ત કરવાની ત્હારો વિશેની માહિતી પુરી પડે છે અનેક વિધિ સંશોધનો ને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવા ની વિવિધ તરાહો માંથી મુખ્યત્વે ચાર તરાહો ની ચર્ચા

અવલોકન વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણ માંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે

સાયકલ ફેરવતા ફેરવતા એક જગ્યા એ સાયકલ ઉભી રાખીને તેના પેટ્રોલ પુરવા માટે ત્યાં પડેલી હવા ભરવાના pump ની tube ની seat પાર લગાવી થોડીવારે ખિસ્સામાંથી પેઇસા કાઢીને આપવા નો આભિનય કરે છે તે અણુકરાત્મક શિક્ષણ નું ઉદાહરણ છે એક થી સાવ વરસ નું બાળક કાને mobile ફોને રાખતું જોવા મળે છે એને અનુકરણાત્મક શિક્ષણ નું જ ઉદાહરણ છે રોજબરોજ ના જીવન માં આવા ઉદાહરણો જોવા મળશે આ તમામ પ્રકાર નું શિક્ષણ વ્યક્તિ સમાજ માંથી મેવો મેળવતી હોવાથી અમુક વનાત્મક શિક્ષણ અને સામાજિક શિક્ષણ પણ કહેવાય છે નાની બાળકીઓ television અને અનેક અભિનેત્રીઓ તથા પ્રખ્યાત વ્યક્તિઓ ને ચોક્કસ પ્રકારની પ્રસાધનો અને fashionable કપડાઓ વાપરતા જોઈએ તે પ્રકારના કપડાઓ અને પ્રસાધનો ઉપયોગ કરીએ તો તેને નમૂનારૂપ અને modelik શિક્ષણ પણ કહેવામાં આવે છે thordo નો પ્રયોગ america માં american મનોવેજ્ઞાનીક thorde એ એક સમસ્યા પેટી બનાવી હતી આ સમસ્યા પેટી એવુ બનાવી હતી કે જેમાં ઍક કર દબાવ દબાવતાં જ પેટી નો દરવાજો ખુલી જતો હતો આ સમસ્યા પેટી માં thord thardo એ એક ભુખી બિલાડી મૂકી અને સમસ્યા પેટી ની બહાર બિલાડી ને દેખાય એ રીતે ખોરાક મૂકવા માં આવ્યો હતો સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટી બહાર નીકળવા નો પ્રયાસ કરતાં લાગી સરૂઆત માં સમસ્યા પેટી નાં તળિયા પર પંજા માર્યા સળિયા ને બચકા ભર્યા

આથી ફરી ફરી એનાં એજ પ્રયાસો ચાલુ રાખ્યા જેમાં અચાનક જ તેનો પંજો સમસ્યા પેટી ખુલવાથી ખુલવાની કળ પર પડી જતાં સમસ્યા નો દરવાજો સમસ્યા નો દરવાજા વચ્ચે નાં સંબોધન સમજ પ્રાપ્ત થઈ ન હતી તે બાબતે સમર્થન મળી ગયું આ રીતે કારણ કે અહિયાં કે છવ્વીસ દિવસ સુધી છવ્વીસ મિનિટ સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખતા છવ્વીસ માં પ્રયત્ન એ પાંજરા માં મૂકતા ની સાથે જ કળ દબાવીને સમસ્યા પેટી ની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી શકી હતી. સામાન્ય રીતે પ્રયત્ન અને ભુલ દ્વારા મેળવેલા શિક્ષણ મા જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ પ્રયત્નો માટે લાગતા સમય માં નોંધપાત્ર ઘટાડો થતાં જાય છે અહીં બિલાડી પ્રયોગાત્મક પ્ર પ્રયોગોત્મક પ્રયત્નો વધતા સમસ્યા પેટી ખોલવાનાં સમય માં પણ નોંધપત્ર ઘટાડો જોવા મળ્યો પ્રથમ દિવસ એ બિલાડી ને કળ દબાવીને સમસ્યા પેટી નો દરવાજો ખોલવામાં લગભગ એકસો સાંઠ સેકન્ડ જેટલો સમય લાગ્યો જ્યારે છવ્વીસ માં પ્રયત્ન એ બિલાડી

hostel નો બંધ room નમસ્કાર મિત્રો, આ પૃથ્વી પર જેટલી સારી શક્તિ રહેલી છે એટલી જ મેલી એટલે કે કાળી પણ રહેલી છે

કંઈક આવી જ વાતોની આ વાર્તા છે એક કાલ્પનિક વાર્તા છે કોઈ સ્થળ, વ્ય વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સબંધ નથી. રમીલા બેન આજ સવારથી ખુશ ખુશ છે બધી આદિત્યની ભાવ ભાવતી રસોઈ જ ઘરમાં બનાવ બનાવવાની છે. કેટલાંક દિવસે મારો દિકરો આવવાનો છે. મહેશ ભાઈ બોલ્યા ભાગ્યવાન આજે તો તારી ખુશીનો કોઈ પાર નથી. ખબર છે આજ તારો લાડકો ગગો આવાનો છે હા આદિત્ય આવવાનો છે આજે આવતી મોટી સિદ્ધિ હાસિલ કરીને આવે છે કેટલી મેહનત કરઈ

ચલો હવે, આદિને airport પરથી લઈને આવો. આદિ અમદાવાદ આવે છે રમીલા બેન અને મહેશ ભાઈની ખુશીનો પાર હોતો નથી આદિત્યને ગળે લગાવી લે છે મારા દિકલા એ કુંટુંબનું નામ રોશન કર્યું. થોડી વાર પછી વાતો બધા કરતા કરતા ભોજન કરતા કરવા બેસે છે. વાહ મમ્મી ઘણા દિવસો પછી તારા હાથનું જમીને મજા પડી ગઈ મારો દિકરો કેટલો weak પડી ગયો છે. આવી વાતો ચાલતી હોય ત્યાં મહેશ ભાઈના phone ની ring વાગે છે. હું રીટા reporter વાત કરું છું sir અમને news મળ્યા છે કે doctor આદિત્ય અત્યારે અમદાવાદ આવ્યા છે ગુજરાતનો છોકરો થઈ પોતાનું નામ આખા India મા રોશન કર્યું છે તો અમારે doctor આદિત્ય sir નું ઇન્ટરવ્યૂ લેવા માટે આવવું છે હું આદિ ને પુછીને તમને જવાબ આપુ મહેશ ભાઈ interview બાબતે જણાવે છે પપ્પા કાલ જ ગોઠવી દઈએ. બીજે દિવસે media વાત media વાળા પોતાના camera લઈને આદિનું interview લેવા પોચી જાય છે. આદી એકદમ simple વ્યક્તિત્વ ધરાવતો doctor છે તે પણ પોતાના interview માટે ready રહે છે. હું છું રીટા reporter આજે આપણે ગુજરાતની number one channelTVsixteen માં મુંબઈના જાણીતા અને પ્રખ્યાત અમ doctor આદિત્યનું interview લેવા માટે તેમના ઘરે જ પોહચી ગયા છીએ. આદિત્ય પોતાના મમ્મી પપ્પા સાથે interview માટે બેસી જાય છે. પહેલો સવાલ આદિત્યને પૂછવામાં આવે છે આદિત્ય sir તમે કેવું મેહસૂસ કરી રહયા છો આવડી મોટી સિદ્ધિ તમને કેવી તમે પ્રાપ્ત કરી છે સાચું કહો તો હું proud મેહસૂસ કરી રહયો છું. આ ગુજરાતની ધરા પર અમારા ભણતરનો પાયો ન પાયો નંખાયો એટલે સૌથી પહેલા તો ગુજરાતી હોવાનો ગર્વ છે અને મેં જે સિદ્ધિ હાસિલ કરી છે એનો શ્રેય મારા માતા પિતાને આપવા માગું છું. આ award મને મળ્યો પણ એ મારા મમ્મી પપ્પા ના કરેલા

doctor આદિત્યના માતા પિતા પણ આ સવાલથી આદિત્ય સામે જોવા લાગ્યા અમે એ જ પૂછવા માગીએ છીએ doctor આદિત્ય જવાબ આપતા કહે છે અરે કોઈ છોકરી મને હા જ હા જ નથી પાડતી બધાં આ સવા આ જવાબ ઉપર હસવા લાગે છે. વાતાવરણ એકદમ હળવું બની જાય છે. રીટા reporter ત્રીજો પ્રશ્ન પૂછે છે sir તમે આટલા પ્રખ્યાત doctor બની ગયા છો patient તો તમને માનસિક રોગો ના જ મળ્યા હસે આ બધા patient અલગ અલગ માનસિકતાથી પીડાતા હોય છે અને અમ આ patient ઓ વચ્ચે તમને ક્યારેય એવુ લાગ્યું હોય કે ખરેખર આને ભૂત પ્રેત વળગ્યું છે

એક ડાકણ દેખાય છે. પણ હું તો doctor છું આ વિ બધામાં વિશ્વાસ કરતો નથી. મારી treatment અને દવાથી જ ઈલાજ કરું છું. better counselling અને યોગ્ય treatment સાથે ઈલાજ કરવામા આવે તો ગમે તેવો માનસિક દર્દીને સારો કરી શકાય છે રીટા reporter પૂછે છે sir તમે આટલા મોટા doctor થઈ ભૂતપ્રેત જેવી વાત પર ભરોસો કરો છો તમને ક્યારેય આવી કોઈ શકિતનો અનુભવ થયો છે? આ ભૂત પ્રેત કેવી વાત પર કેટલો વિશ્વાસ તમે personal life માં કરો છો? આ પ્રશ્ન સાંભળીને doctor આદિત્યના ચેહરાના expression change થઈ જાય છે. અત્યાર સુધી એકદમ આત્મવિશ્વાસ અને ખૂશી સાથે interview દેતો, આદિત્ય થોડો tension વાળા expression સાથે પોતાના ભૂતકાળનામાં સરી પડે છે હાં હું કોઈ ભૂત પ્રેતમાં માનતો નથી માનતો પણ એક વાત જરૂર કહીશ આ ભૂત પ્રેત જેવું કશું હોતું નથી પણ આ એકવાર આ ભૂત હા એક વાત આ ભૂત પ્રેતનો સામનો મારી સાથે થયેલો છે. એક વાત મારા ભૂતકાળની તમારી સાથે જરૂર share કરીશ. જયારે હું eleventh standard ત્યારની આ વાત છે. હું, રાહુલ અને મોન્ટી અમે ત્રણેય ખાસ friend ત્રણેય પાછા science ના student હતા. અમે જયારે eleventh standard માં આવ્યા હતા અમે ત્રણેય મોરલ વિશ્વનગરના ત્રણેય percentage પણ tenth માં સારા હતા એટલે ત્યારે હજી વિસનગર એટલું વિકસિત ન હતું. એટલે science માટે સારા classes અને school મળી રહે અમે લોકો અહી અમદાવાદમાં hostel એ રહેતા હતા અમે ત્રણેય science senior હતાં બાજુના room માં બાજુના room માં જ બંટી રહેતો હતો એ પણ હોશિયાર હતો. હા થોડો વાતુડીઓ એટલે એ બધાની નજરમાં આવી એ જતો અમે ચારેય હમેશાં સાથે જ વાંચતા એક room માં વાંચવાનું સાથે જ જમવાનુ, સાથે જ રાતે ગપાટા મા પણ મારવાના અને સાથે જ school જવાનું આવવાનુ પણ સાથે જ. હું મોન્ટી અને રાહુલ સાથે આવ્યા હતા એટલે અમને લોકોને તો સારું બનતું પણ બંટી પણ અમારી સાથે ઘણો હળીમળી ગયો હતો. બંટી હતો અમારા બધાથી હોશિયાર અને help કરવામાં પણ બધાથી આગળ હોય ક્યારેય પણ કોઈને ના ન કહેતો આમ જ અમારું eleventh standard તો પસાર થઈ ગયું પણ twelfth standard માં આવતા school જવાનું પણ ઓછું થઈ ગયું હતું. બધા classes attend કરી hostel માં જ મોટેભાગે રહેતા હવે બંટી પણ થોડો દૂર દૂર રેહવા લાગ્યો. અમારા ત્રણેયનું routine fix હતું. પણ હવે અમારા સાથે બંટી હતો નહીં જ્યારે પણ બંટીને જોતા તો એ એકલો ખોવાયેલો હોય ખોવાયેલો લાગતો કેટલીક વાર અમે friends એ પૂછવાની try કરી તમારી સાથે શું થયું છે? every thing is okay with you why are you bevave why why your behaviour is totally changed? આ વાતનો જવાબ આપનું ટાળી દેતો. એક વાર sunday હોસ્ટેલમાં કોઈ હતું નહીં. મેં, રાહુલ અને મોન્ટી એ બંટીને અમારા room માં બોલાવ્યો એને અમારી સાથે બેસાડી, ધમકાવી અને હક સાથે પૂછ્યું થયું પૂછ્યું થયું છે શું? તને નથી તારા marks exam માં પહેલા જેવા આવતા, નથી કોઈ સા સાથે વાતચીત કરતો, અમને લોકોને સાચી વાત કર, અમે તારા friend છીએ ગમે તેવી મુસીબત હસે અમે તારી સાથે જ છીએ. બંટી એકદમ રડવા લાગ્યો અને ધ્રૂજવા લાગ્યો મેં ભૂત જોયુ છે hostel માં આપડી hostel માં ચાર સો વીસ number ના room માં ભૂત છે. હું ને રાહુલ તો હસવા લાગ્યા. અરે બંટી તું સુ વાત કરે છે? science નો student થઈને આવી વાત કરે છે? પણ મોન્ટી બોલ્યો આ વાત સાચી છે મેં પણ હમણાં ઘણાં students પાસેથી સાંભળ્યું છે કે hostel માં ભૂત થાય છે મને લાગ્યું બધાં જ બધા મજાક કરતા હસે. અમે ત્રણેય બંટીની વાત ધ્યાનથી સાંભળવાં લાગ્યા. એક વાર રાત્રે ત્રણ વાગે હું ચકકર લગાવવા લગા લગાવતા લગાવતા વાંચતો હતો

એવો એકદમ પડખાં સાથેનો ડર ડરાવનો અવાજ આવી રહ્યો હતો. મેં અંદર જવાની હિંમત ન કરી પણ કોઈ મને પછી રોજ બોલાવતું હતું, ઊંઘમાં પણ એ જ દેખાતું હતું

પણ મને ઉંઘ આવતી જ નહતી બાકી ત્રણેય તો ડર ડરથી ઊંઘી ગયા. મને પહેલેથી એક વાર ભૂત જોવાની ઈચ્છા હતી આજ એ પૂરી કરવાની મેં મનોમન નક્કી કરી લીધું હતું. હું ત્રણ વાગ્યાની રાહ જોવા જોતા જો જાગતો હતો હું રાતે ત્રણ વાગે જ ચાર સો વીસ room પાસે ગયો ને જોયુ. એક દમ ડરાવની અવાજ આવી રહી હતી. hostel ની બહાર કૂતરા ભસી રહયા હતા, વરસાદ વીજળીના કડાકા વરસતો હતો. hostel ની બહાર અને અંદરનું વાતાવરણ ડરાવનું હતુ પણ મેં ડર્યા વગર જ ભૂતનો સામનો કરવાનું નકકી કર્યુ. અંદર જવાની try તો કરી તો દરવાજો અંદરથી lock થઈ ગયો હતો મહા મેહનતે દરવાજો ખોલ્યો તો દરવાજા સાથે જ એક skeleton લડક લટકતું હતું room ની લાઈટ ચાલુ બંધ થતી હતી skeleton ની ની આખો લાલઘુમ હતી, એ મને જોઈ રહી હોઈ એવું લાગ્યું અને એક white કપડાંમાં કોઈ ઊભું હતુ તેવું ઊંચું અને પગ પણ આડા મોં પરથી ખૂન ટપકતું હતું અને જોર જોરથી હસતું એક ભૂત હતું. બધાને પોતાની પાસે બોલાવતું હતું. અહીં આવો, અહીં આવો, અંદર આવી આવી જ ગયા તો તો આ પ્રસાદ લઈને જાઓ. પહેલાં મેં પ્રસાદ લેવા માટે ના પાડી. અહીંથી પ્રસાદ લીધા વગર તમે નહીં જઈ શકો દરવાજો જોરથી બંધ થઈ ગયો અને પેલું ભૂતનું મોં આખુ ફરવા લાગ્યું. ખરેખર એકદમ બિહામણું દ્ર્શ્ય હતું. પ્રસાદ ત્યાં જ પ્રસાદ ખાતા હતાં student ત્યાં જ પ્રસાદ ખાતા હતા. મેં પ્રસાદ લીધો એની સામે ખાવાનુ નાટક કરી થોડો મારા pocket માં મુકી દીધો હતો અને ત્યાંથી ભાગી ગયો. રાત્રે ડર વચ્ચે ઊંઘ ન આવી. બીજે દીવસે સવારે જ હું પાછો તે room માં ગયો. એ room બહારથી lock હતો. હું student ના secretary student ના secretary પાસે એમના room માં ચાવી લેવા ગયો